જેમાં વિવિધ પ્રકારના ઝાડો જોવા મળી રહ્યા છે ફૂલો જોવા મળી રહ્યા છે.

કુંડાઓ પણ વિવિધ પ્રકારના છોડવાઓ રોપવામાં આવેલા છે એક વાદળી કલર નું ઘર જોવા મળી રહ્યું છે.

તેના પાસે એક વાઈટ પાણીની ટાંકી જોવા મળી રહે છે પથ્થર પર કોતરવા માં આવેલું છે.

આ ચિત્રમાં ઘણા બધા ઝાડો નાના-નાના છોડો વૃક્ષો વગેરે જોવા મળી રહ્યુ છે.

એક કાચો રસ્તો જોવા મળી રહ્યો છે વાદળી કલર નું આકાશ જોવા મળી રહ્યુ છે.

આ દુકાનમાં માછલી ઝીંગા બુમલા વગેરે જોવા મળી રહ્યુ છે --

એક આંટી માછલી નું વેચાણ કરે છે અને એક અંકલ માછલીની ખરીદી કરી રહ્યા છે.

એક આંટી એ લીલા રંગની સાડી પહેરેલી છે એક આન્ટી એ વ્હાઈટ કલર ની કુર્તી પહેરેલી છે.

જેમાં ઘણા બધા પ્રકારના સાબુઓ જોવા મળી રહ્યા છે જેમકે ગોદરેજ નંબર વન સંતુર વગેરે.

જ્યાં ઘણા બધા લોકો જોવાઈ રહ્યા છે બે ગાડીઓ છે એક વાઈટ કલર ની અને એક ગ્રે કલર ની.